કેટલું બધું આપણને શીખવે છે, આપણને બધું subconsciously ખબર તો પડે છે પણ પછી અમલ માં મૂકવું એ બહુ મોટી વસ્તુ છે સાચી વાત છે એકદમ. Actually practice માં મુકાય તો જ એનો આપણને ખબર પડે કે શું ફળીભૂત થયું હે ને. બાકી તો બાકી તો કોઠી માના રીંગણાં. કેવા નાના હતા ત્યારે બધુ નાની મારી આંખ જે જોતી ક્યાંક ક્યાંક એ બધું આપણે જોતા અને ત્યાંથી આપણને પાથ મળી જતો હે. મેં મેં એક એક બિલાડી પાળી છે તે રંગે બહુ રૂપાળી છે અને ગજબ નું. પછી જયારે વરસાદ પડતો ત્યારે ઊની ઊની રોટલી ને કારેલા કારેલા નું શાક. આવરે વરસાદ.

સાદ. એક મજાની વાત કવ. અહિયાં અમારે એક કાર્યક્રમ માં આ આવ રે વરસાદ છે બરોબર, તો એ એ બેન બાએ લખ્યું આવરે વરસાદ એટલે આવરે એટલે પૂરું થઇ જાય. મેકુ આ શું છે ભાઈ. ગુજરાતી ભણ્યા કે શું. આવરી લીધું આપણે ઉપર ઓવરણું ઓઢયું ને એવી રીતે.

આવરે વરસાદ નહીં આવ રે વરસાદ છે. તે રીતે જ અહિયા આવ્યા તા એક સુરેશ ભાઈ દલાલ તો એની એક કવિતા છે તરે છે માછલી બરોબર. એ આખું એક છંદ માં છે. તો એનું કોઈકે અનુવાદ કર્યું હશે સમજાવતા હશે student ને કે છ માછલીઓ તરે છે. એ ઓલો કે મારુ ઉપાડીને ચોપડી એવો ગુસ્સો આવે છે. તરે છે માછલી એટલે માછલી તરી રહી છે. ઓલી કે છ માછલીઓ તરે છે અરે બાપ. એટલે ઘણી વાર શું કેતા હોઈએ અને શું એનું અ meaning હોય એનો જે શબ્દ નો meaning આખો change થઇ જાય છે અગર આપણે Exactly કારણકે જે રીતે છંદ માં છે તો એમાં રચનાકર અમુક એનીછૂટ લેતા હોય છે બરોબર એટલે છ છે ની જગ્યા એ છ લખ્યું. બે માત્રા ની જગ્યા એ એક માત્ર આવે એટલે. તો આ education જે આપણે શરૂઆત માં જ્યારે ભણતા ને અમે ત્યારે આપણને સમજાવતા, સર સમજાવતા અને પણ ત્યાર પછી આપણે એને દોહરવતા એટલે આપણે repeat કરતા. તો શું છે કામ થઇ જતું. હવે શું છે અને આપણે કેવી રીતે કાન પકડી ને, પગ પકડી ને બધું રટો મારતા અને એવી રીતે આમ ઉપર નીચે ઉપર નીચે થઈને બધુ યાદ રાખવાની કોશિશ કરતાં.

કેવું દિ બધા દિવસો કેવા જલ્દી વીતી જાય છે ને આપણને ખબર નથી પડતી. આપણે આગળ વધી જઈએ છીએ ને life આપણને બહુ શીખવી જાય છે બધુ.

આમ જોઈએ તો મેં આખા આખા episode ક્યારેય જોયા નથી બે ત્રણ વાર મેં દસ દસ મિનિટે જોયા છે કારણકે ખબર હોવી જોઈએ આપણ ને કે આજના જમાનામાં લોકો શું વિચારે છે young છોકરાઓ શું છે. કારણ કે નાટક નો વિષય આપણે ત્યાંથી જ મળતો હોય ને તો એમાં જોયું અને તમે imitate પણ કરી શકો ને એ લોકો તમે જોઈ શકો કે હમણાંની trend શું ચાલી રહી છે શું એ લોકો કેવી રીતે acting કરી રહ્યા છે. એ બધુ જોઈ શકો. exactly અને આપણે જેણે કે vulgarity બહાર પાડી તી એમાં જે ટેક્સ હોય છે ને એ બહુ સારો હોય છે એટલે સમજ પૂર્વક નો હોય છે કે માણસનાં જીવનમાં બધાયને સામનો તો કરવો પડે છે. જીવન નો સામનો તો હંમેશા કઠિન સમય માં હોય કે સારા સમય માં આપણને કેવી રીતે stable રહેવાનું એ આપણા પર છે. exactally એટલે એ અનુભવ શીખવે. થોડોક તો અનુભવ થવો જોઈએ. હા અનુભવથી જ માણસ જે મનુષ્ય છે એકદમ strong અનુભવથી જ થાય છે એકદમ કોઈ પણ ready to face any situation એ એવી રીતે જ પેહલા પ્રથમ તો અનુભવથી જ આપણે શીખીએ છીએ અને પછી લોકો નો સ્વભાવ ને એ પણ પરખી શકીએ કે એ લોકો કેવા છે આપણી સાથે ને આપણો સંબંધ કેવો છે એમની સાથે. કઠિન પરિસ્થિતિ માં હોય કે કઈ ક્યારે હોય કે એ લોકો આપણો સાથ આપે છે આપણે આપણે પરખી લઈએ કે સાચું વ્યવહાર ને અ આપણું friend કોણ. Exactly સંગત સોબત એવી અસર આપણે કહીયે ને અમે શું કરતા રંગત એવો સંગત એવો રંગત. હાં આપણે અ જયારે અમે ભણતા અ college ની પેહલા વાત કરું છુ તો every saturday અમે પાંચ થી છ મિત્રો હારે મળતા. એક રીતે શનિવારે અમારો એવો નિયમ કે ભાઈ તમારે રાત જાગવાની હોય થાય તો વાંધો નહીં. ઘરે ઘરે બધા ભલે સમજતા સમજતા કે ભણવા ગયો છે પણ એ અસલ માં અમે ગણવા જતા. ભણવાનુંય પણ થાય, રમત પણ થાય, ગપ્પાય થાય ખાવા પણ જઇએ એટલે દૂધ પીવા જઇએ specially અમારે અહીંયા દૂધ પીવાનું બહુ. રાતના દસ વાગે દૂધ પીવાય જઇએ ને સવાર નાં વહેલી સાડા પાંચે ઊઠીને લટાર મારવાય જઇએ એટલે આખી જિંદગી નો જે part છે ને એ આ બધા મિત્રો સાથે નીકળે.

અને હા એ તો છે. ભણવાના સમયે સાથ આપે અને કંઈ પણ કામ હોય exam માં અગર આપણે બીમાર પડી ગયા તો એક બીજા ને notes share

પછી vacation માં હોય તો મસ્તી કરી શકીએ સાથે. એક બીજા ને secrate share કરી શકીએ secrates આપણે કહી શકીએ બધું. બહુ જરૂરી છે. એ તો એનો બોજ. આજ ના જમાના માં એ તાણ જે ભોગવે ને share નો કર્યું હોય તો માનસિક તણાવ થાય, તાણ થાય તો એના લીધે પણ ઘણી બધી વસ્તુ આમ disorder થઇ જાય છે એટલે એ પણ એક જરૂરી છે કે ભાઈ તમે share કરી નાખો, તમે બોલી નાખો. હું હું આખા દિવસ માં પંદર મિનિટ માટે બિગબોસ જોઉં. મને કે તમે બિગબોસ જોવો છો શું છે. મેં કીધું બિગબોસ જોવાનું નથી એને એક એક character જે છે ને એ દસ થી પંદર મિનિટ માં સામે આવી જાય પછી બંધ કરવાનું. એ લોકો નું શું નિરાકરણ થયું એ આપણે મતલબ નથી, એને કયો મુદ્દો ઉપાડ્યો એ જરૂરી છે.

બિગબોસ પણ એક જે રીતે એ લોકો એ બતાડ્યું છે એક રહેવાનું એક સાથે ને અલગ અલગ માણસો ને મળવાનું એક challenge

એ જ એ જ અને કેટલા બધા ઝગડા થતાં હોય છે બિગબોસ ની જે બધુ એ લોકો information કેતા હોય છે બિગબોસ એ બધું આપણને ખબર પડે કે શું એ લોકો બધુ નાટક કરી રહ્યા છે અંદર થી. અને બહાર થી એકદમ અલગ કઈ બતાડે છે બધી games હોય છે અને બધું અને અત્યારે સૌથી most educational KBC છે મારા માટે એ જે educational information તો KBC પરથી એમાં તો Quiz નું પણ આવ્યું છે. Quiz નું તો સારું જ છે પણ એક એક character જ્યાં થી આવે ને એ કયા થી આવે છે, શું કરે છે, કઈ જગ્યા એ એના એનું શું પોતે કયા કેસ માં એટલે એક ભાઈ આવ્યા હતા. એ એ આપણાં railway ના જે ચકરડા છે ને એ બનાવતા હતા. બરોબર તો અમિતાભ એ એને ટીખળ કરી કે આ અ railway મેં બૈઠ કે તુમ ઉત્તર કે પૈયા દેખતે હૈ. એટલે એ પાછો માણસ હતો અહી નો અ દુર્ગા પૂર નો. અને આવ્યો તો આપણને લાગે કે કેવો છે, શું છે, દુબળો છે આવો પાતળો પણ જયારે એને જવાબ દેવાના શુરુ કર્યા ને

એ લોકો એકદમ આમ પેહલે થી જ ટેવાયેલા હોય છે બધુ ભણતર ને એ રીતે જ કરેલું હોય છે તો એ લોકો આગળ વધી શકે because એ લોકો ને home work જે હોય KBC માટે અથવા may be normaly પણ એ લોકો એટલા જ smart હોય આપણું home work આજે પૂરું થાય છે. હવે ફરી આપણે આગળ વધારીએ વધશું પછી ફોન કરીશું okay આજે વાત પુરી કરીએ okay

આવજો. આવજે. શ્રી મત ભગવત ગીતા ધ્રુતરાસ બોલે હે સંજય જન્મભૂમિ કુરુક્ષેત્ર માં એકઠા થયેલા મૃતયુક ના ઇછુક મારા પાંડવ પુત્ર શું કર્યું સંજય બોલે તે વખતે રાજા દુર્યોધન વ્યુ માં ગોઠવાયેલા પાંડવોને સેનાને જોયા પછી દ્રોણાચાર્ય ના પાસે ગયા હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપત પુત્ર ધ્રુમય વડે વહેવારીક વિધિ કરાવેલી પાંડવ પુત્ર ની આ અત્યંત વિશાળ સેના જુવો આ સેનામાં મોટા ધનુસ ધારણ કરનાર તથા યુદ્ધ માં અર્જુન ભીમ જેવા શુરવીર સાહિત્ય વિરાટ મહારાજ થી રાજા ધ્રુપત ધ્રુતું પલવાન કાશી રાજ બૌદ્ધ અને કુરુક્ષેત્ર પરાક્રમી યુદ્ધા મન્યું તથા બળવાન ઉત્તમ સુભદ્રા પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદી ના પાંચે પુત્ર બધાજ મહારથી મહારથી ઓ છે જે હવે આપડા સૂર્ય માં પણ જે મુખ્ય શુરવીરો છે જે આપ જાણીલો મારી સેનામાં જે સેનાપતિઓ છે તેમને હું કહું છું સ્વયમ પિતામહ તથા કર્ણ સંગ્રામ વિજય કૃપા ચાર્ય તથા અછ માં ભૂમિ સર્વં છે આ સિવાય ના બીજા પણ મારા માટે જીવને ત્યજનારા અનેક પ્રકારના શાસ્ત્ર થી સજન છે તેમજ સર્વ નિપુર્ણ છે ભીસમપિતામહઃ વડે રચાયેલી આપડી જે સેના અપરિમિત હોવાને નીતિ બધી રીતે અજય જ્યારે ભીમ વડે રકસાયેલી આ લોકો ની આ સેનાને તમે પરિમિત હોવાને કારણે જેથી સ કરેલી જે આથી બધા પ્યુ દ્વારા પર પોતે પોતાની જગ્યાએ

સજાગ રહીને ભીસમપિતામહઃ ની બધથી રક્ષણ કરો કોવરમોમાં મહાન પ્રસાર થી પિતામહ ભીસમ તે દુર્યોધન ના હૃદય માં હરખ જમાવતા જોથી શંખ વગાડ્યો પછી શંખ નગારા ઢોલ તેમજ રણસેલા વગેરે એકસાથે વાગી ઉઠ્યા તેમજ તેનો તે અવાજ ઘણો ભયંકર હતો ત્યાર પછી અસુરો ઢોળાયેલા ઉત્તમ રસ માં બેઠેલા શ્રી કૃષ્ન મહારાજ એ અર્જુન ને પણ શંખ વગાડ્યો શ્રી કૃષ્ન મહારાજે પાંચ જન્ય નામના ને દેવદત્ત નામ ના એક ત્રણ નામનો મહા શંખ વગાડ્યો કુંતી પુત્ર રાજા ઉંધીસ્તર એ અનન જન નામનો વિજય નામનો નકુર તથા સદેવે સુધોસ અને ડોની નામનો શંખ વગાડ્યો કાખીરાજ મહારાજ થી શિખંડી દ્રુતરાષ્ટ્રં રાજા વિરાટ અજય સાહિત્ય રાજા દ્રુપત દ્રૌપદીના પાંચે પુત્ર અને મહા બહુ સુભદ્રા પુત્ર અભિમન્યુ આ સોવે હે રાજન બધી બાજુથી જુદા જુદા શંખ વગાડ્યા તે ભયાનક નાદ છે આકાશ ને અને પૃથ્વીને પંણ ગજા દરતરસો એટલેકે આપણા પક્ષો હાથમાં હૃદય ચીરી નાખે હે રાજન તું પછી ધ્વજ અર્જુને યુદ્ધ માટે સજ્જ થયેલા દ્રુતરાષ્ટ્રં સબંધી ઓ ને જોય ને શસ્ત્ર પ્રહાર ની તૈયારી તૈયારી વેળાએ ધનુર ઉપાડી હસી શ્રી ક્રિષ્ન એ આ વચન કહ્યું હે અસુ તે મારા રથને બને સેનાએ અને વચ્ચે થી ત્યાં સુધી ઉભો રાખું ત્યાં સુધીમાં રણ ભૂમિ માં ભેગા થયેલા યુદ્ધ ની અભિલસા રાખનાર વિપક્ષી યોદ્ધા ઓ ને સારી પીઠે હું જોય ન લવ આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડાય કરવાનું છે તે હું જોય ન લવ દુર્ધતી દુર્યોધન યુદ્ધમાં ઇચ્છનારા જે તે રાજા ઓ આ સેનાએ માં આવ્યા છે તે સોવ યુદ્ધ કરનારા ઓને હું સારી રીતે જોવ તો ખરું સંજય બોલે હે ઘૃત રાષ્ટ્ર અર્જુન દ્વારા આ પ્રકારે શ્રી કૃષ્ન ની બને સેનાએ ઓની ભીસમ ને દ્રોણ ચાર્ય ની તેમજ સમક્ષ રાજાઓની સામે ઉત્તમ રસ ને ઉભો રાખી આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કોવરવો કોવરાવોને આ દૂથ પુત્ર અર્જુને અને બને સેના માં રહેલા વડીલો કાકાઓ પિતામહ ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્ર પોટ્રો મિત્રો સાસરાઓ તેમજ સુદારોને જોયા તે ઉપસતી માં સઘળા બાંધા ઓ ને જોયી કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી વિવાદ થયા આ વાતે બોલ્યા અર્જુન બોલ્યા હે ક્રિષ્ન યુદ્ધ ક્ષેત્ર માં યુદ્ધ કરવા ઇચ્છતા આ સજ્જન સમુદાયને જોવ મારા અંગો સિંધુલ થઈ રહ્યા છે રહ્યું છે જે મારા શરીર ના કંપ અને રોમન થાય રહ્યો છે હાથમાંથી ધનુસ કરી ચામડી પર નબળી થઈ રહી છે મારુ મન જાણે ધનુસ ને માથે હું હુભો રહેવા હું સંગત નથી હે કેશવ તું લખનો પર અવળા જોવ ચુ અને યુદ્ધ માં સજ્જન નો ને મારી કલ્યાણ પણ નથી જોતો હે કૃષ્ન

લખો વિજયી છું લખો રાજ્ય હે ગોવિંદ અમારે રાજ્ય નું પ્રયોજન પ્રયોજન અથવા આવા ભોગો જીવન સાથી સો લાભ અમે સ જેમના માટે રાજ્ય ભોગ અને ઇચ્છ એ છીએ એજ આ બધા લોકો ધન અને જીવવાની આશા જતી કરીને યુદ્ધ માં ઉભા છે અહીં ગુરુ જનો વડીલો તેમજ દાદા મામા પત્ર પુત્રો તથા બીજા બધા સબંધીઓ છે હે મધુસુદન હું જણા જણાઓ છતાં પણ આ ત્રણેય લોક નું રાજ્ય મેળવવા માટે હું આ બધાને હણવા નથી ઇચ્છ તી તો પછી પૃથ્વી તો કહેવું હે જાનદાર ધ્રુતરાષ્ટ્ર ના પુત્ર ને હની ને એમનું કર્યું' એમને કયો આનંદ મળશે આ આજ્ઞાથી હણીને ગામ લાહશે હે માધવ પોતાના જ બાંધવ પુત્ર ને હણવા માત્ર અમે યોગ્ય નથી બોટના સ્વજનો ને હણીને અમે સુખી થાય ચુ લોગ ને લીધે ધૃતીય આ લોકો ના કૂન ના નાસ એ ઉત્પન્ન થતા પુત્રોને મારા મિત્રો તથા મિત્રો ના વિરુદ્ધ કરવાની ઉત્તમ ઉત્તમ તથા પાક ને જોતા નથી છતાં હે જનાર્દન કૂન ના નાસ ના કારણે લાગે જાણનારા ઓ ને આ પાક ને માટે કેમ ન વિચાર કૂન નો નાસ થતા સનાતન કુલ ધર્મ નો નાસ થઈ જાય છે અને ધર્મ ના નાસ પામતા સમસ્ત કુલ ને ખુબજ ફેલાય જાય છે હે કૃષ્ન પાક ઘણોય વધી જતા છતાં કૂન ની સ્ત્રીઓ અત્યંત દુઃખી થાય જાય છે અને

સંકર થી કુલ ના હણનારાઓને તથા નરકમાં લાય જવા માટે હોય છે બિન પ્રાણ ક્રિયા થી વંચિત એમના ચિત્રો પાર અસુરોથી પામે છે આ વલણો શંકા ના રાત્રિઓના સનાતન કુલ ના ધર્મ અને જાતીયધર્મ અને નષ્ટ થય જાય છે એટલે હું અહીં નય જર્નાદન તેમના કુલ ધર્મ સમુદા નષ્ટ થાય ગયા હોય એવા મનુષ્યો ના અનિષ્ટ કર સુધી નરક માં વાસ થાય છે અમે સંભળાય તા આવિયા છીએ ઘણા આ દુઃખ ની વાત છે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ

તે રાજ્ય માં કેટલા લોકો સજ્જન ના હળવા તૈયાર થયા છીએ એ કરતા શસ્ત્ર રહિત નો સામનો ના કરવા એવા મને એ જો હાથમાં શસ્ત્ર લીધે ધૃતરાષ્ટ્ર પુત્ર અને રણ માં હણી નાખે તે મરવા પણ મારા માટે વધુ કલ્યાણ કાર થશે સંજય બોલ્યા રણ ભૂમિ માં શોખથી યુધિ થી મન આમ કહીને ધનુસ્ય ત્યજીને રાત ના પાછળ ના ભાગે બેસી ગયા છે આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આખું ભરેલા અને વ્યાકુળ નેત્ર તથા સુખ કરતા અર્જુન ભગવાન મધુસુદન આ વાક્ય બોલે હે અર્જુન તારા જેવા સુરવીર અસમયે વિષાદ અને અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો કારણ કે ન તો આ શ્રેષ્ઠ આશરેલો છે. ન તો સ્વર્ગ આપનારો છે કે ન તો યશ આપનારો છે. આથી એ પાથ અને તને જે શોભતી નથી તે હે શત્રુઓને તપાવનારા હૃદયથી આ તુચ્છ દુર્બલ્તાઓને તેલ થી વધુ ઉભો થઈ જ હે મધુસુદન રણભૂમિમાં હું બનાવથી તકાઈ રીતે ભીષ્મપિતા અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ કેમ કે હે અરુનસુધી તમે બને પૂજનીય છે. આ માટે મહાનુભાવ ગુરુ જનોને નહિ અહીં આ લોક માં ભિક્ષાવૃતિ વળી જીવનનિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજુ છું. કેમ કે ગુરુજનોને હણીની પણ આ લોક માં લોઈથી ખરડાયેલા અસ અને કામરૂપ ભાગો ને જ ભોગવી વળી અમે પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું બંને માંથી ક્યુ શ્રેષ્ઠ છે. અથવા એ પણ નથી જાણતા કે તમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે જેમ ને હણીને અમે જીવવા પણ માંગતા નથી તે તમારા માટે આત્મીય ભૂતરાષ્ર પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઉભા છે. આથી કાયરતા રૂપી દોષ ને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવા ધર્મની બાબતમાં મોહિતચિત થયેલા હું આપણે પૂછું છું કે જે નિશ્ચિત રૂપે કલ્યાણ કરી સાધન હોય તે મને કહો કેમ કે હું આપનો શિષ્ય છું આપને શરણે આવેલા મને ઉપદેશ આપો કેમ કે પૃથ્વી નું નિકસ્ત અને ધન્ય થી સંપન્ન રાજ્ય તેમજ દેવતાઓનું આદિ પાટીય પામી ને હું પણ એવો ઉપાય નથી જોતો કે મારી ઈન્દ્રીઓને શુકાવનાર સુકને નિવારી શકે સંજય બોલ્યા હે રાજા નિદ્રાની શીખનાર અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રતિ આમ કહી ને પછી

શ્રીમદ ભગવાન બોલ્યા હે અર્જુન જેમના માટે સુખ કર કરો યોગ્ય નથી તેમના માટે તું સુખ કરે છે અને જે જ્ઞાની જેનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા હણાયા છે તેમના માટે

હવે પછી આપણે બધા નહિ હોઈએ જે જીવાત્માને આ શરીરને બાળપણ ની યુવાની વૃદ્ધા સ્થાપ્ત થાય છે તેજ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીરપુરુષ મોહિત થઈ મોહિત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

શું કહું છું હું કે આપડે કાલે કાર લેવા જવું છે ભાઈ

ઈચ્છા તો નવા માં જ છે ભાઈ નવા માં ભાઈ નવા માં તો કેટલી બધી ગાડીઓ છે ભાઈ તમે ભાઈ પહેલી વાર લો છો ગાડી મે મારે પહેલી જ વાર લેવી છે કોઈ સારી જ લઇ લઉં ને એટલે family માં તકલીફ ના પડે કઈ જવું હોય તો બહાર એ ભાઈ મારું કેવું ત second hand car પહેલા લેવી જેવી છે. કેંમ ભાઈ એવું કેંમ? ભાઈ જો નવી ગાડી માં તમારે પહી આવડતી પાકી હોય તો નહિ તો પહી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 તો second hand car ભાઈ best છે. તમે ક્યાં થી લાવ્યા તા પેલી second hand car લાવ્યા તા ક નવી લાવ્યા તા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 કઈ અલ્યા

હા પણ કાર લાવ્યા કઈ company ની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

એમાં ભાઈ silver ના અંદર ત future એટલે ભાઈ સાહેબ અત્યાર ની નવી ગાડી ના બધા future એમાં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

હા તો મારું કેવું પહેલું તમે second hand car લો પછી ગાડી વિશે જાણો પછી નવી ગાડી લાવો અરે ભાઈ એટલે તો તમને phone કર્યો યાર તમે તો મને sugest કરો છો life માં એટલે તો તમને phone કર્યો એટલે તમાર family કેટલી છે મોટી જ હોય તો ભાઈ ertiga બલતીકા ગાડી લેવાય એ તમને ખબર તો છે તમને ખબર તો છે ભાઈ પાંચ છ જાના છીએ અમે આ તો five sitter ગાડી બરાબર છે તમાર માટે કઈ લેવાય?

મારું budget તો છે એમ તો છ સાત લાખ નું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 મારી તો ભાઈ varna હતી ગાડી અરે ભાઈ તમે તો મારા મોઢા ની વાત છીનવી લીધી હો ભાઈ varna આવી રીતે જે black માં જે લાગે ને ભાઈ

અરે શું વાત કરો છો યાર તમે તો મારા દિલ ની વાત કહી દીધી મહેશ ભાઈ તમારી પણ favorite ગાડી છે.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 ભાઈ માર થોડુક budget હોત તો ભાઈ મારે varna જ લાવ ની હતી મારે

ભાઈ varna તન બહુ મોગી પડશે અઢાર લાખ અરે ભાઈ અઢાર લાખ પણ આપી દઈએ આપડી મન પસંદ કાર હોય તો આપી દેવાના યાર

હા તો તમારા કેવા ઉપર આપડે second hand car લાવી દઈએ કેંમ કે second hand લઈએ તો પહેલા એક વાર ચલાઈ ને જોઈએ એટલે ખબર પડે કેવી હોય કેવી નહિ હા ભાઈ બધી જાણકારી પહેલા લો પછી વાપરો

જો નવી ગાડી લઉં અંદ તમારું કોક scrath પડે તો ભી તમાર નુકસાન વધારે થાય જુના માં એટલો બધો તમને વાંધો ના આવે સાચી વાત છે હો ભાઈ એ વાત તો સાચી કે સાલા નવી ગાડી હોય અને કઈક ઠોકાઈ જાય accident થયી જાય તો લોચા પડે વરેપના ભાઈ ગાડી લેતા પહેલા insurance કરવ જો ભાઈ અરે insurance તો બરોબર છે ભાઈ પણ આવડતી નહિ તો આપડી જાન ને પણ થોડું નુકસાન થાય ને ભાઈ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 કોણ છે ભાઈ અરે હા પીલા સુરપાળ કે પેલા લાંબા લાંબા છે એરિયા હા ભાઈ એ હું એમના જોડ સીખાયો તો તો તો ભાઈ એમની જોડ તો શીખવું જ પડશે કેંમ કે એ તો પાકા drive છે એરિયા અરે એક દમ ભાઈ હું તો મહિના માં પાકો driver થયી ગયો છું તો તો ભાઈ એમની જોડે શીખવું જ પડશે મારે તમે મને માલવ જો એમને હા જોવો ત્રણ દિવસ પહેલા મને garden માં લઇ ગયા શું વાત કરો છો? પછી બીજા ત્રણ દિવસ એક ખુલા રોડ ઉપર લઇ ગયા અને પછી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

તો તો પહી મારે એમની જોડે શીખવું જ પડશે તમે ક્યારે માંલાવાસો મને ભાઈ તમે ગાડી લાવી દો પછી એવું છે તમારી ગાડી નો test drive આપસો મને તમે?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 તો તો પહી thank you thankyou યાર તમે તો યાર શું વાત કરો છો આપડે તો આજે મળીશું તો તો પહી હો

શું તમારી ગાડી કઈ છે diesel છે petrol છે gas કઈ છે? નાં ભાઈ માર તો pure petrol રાખ્યું છે શું વાત કરો છો મોંઘી પડતી હશે તો તો તમને ગાડી એમ એ મોંઘી તો પડે પણ engine સચવાઈ રહે ને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

શું વાત કરો છો એમ તો સારી pickup ને mileage ને બધું આપે છે લાગે તમારી ગાડી એમ તો ભાઈ cng માં વધારે આપે થોડી ના ના પણ cng યાર થોડી બગાડી દે engine થોડું વધાર